મેંદી તમે મેંદી મેંદી લાગવો છો તમે

હા પેલા કીધું તું અમારી વાઇફે ની ઓફિસ માં એક જૂન ના લગન હતા એક છોકરી ના લગન હતા તો અને આખો દિવશ ત્યાં મેંદી લાગવાની હતી

હમ અને બેહજાર રૂપિયા એ કેતી તી આખા દિવશ ના હમ મારી વાઇફે ભી ગાડી છે તમને કીધું જ નય હશે તમને નથી ખ મને ક્યાં ખબર કીધું તું પણ મને એમ કે મારી વાઇફ તમ તમ તમારી જોડે વાત કર શે હું વચ્ચે ક્યાં આવુ મેં અને કય દીધું આમ કે અને તમારી જોડે વાત કરી હશે અરે સાવ ગાંડી

સાવ ગાંડી છે ભૂલી જાય છે હમ શું કરીયે હવે ગાંડી બાય આવી ગય છે તો શું કરીયે બોલો આવું ના કેવાય અને બોવ બધા કામ હોય હા હા હા માણશ માણશ ભૂલી જાય ના ના કામ ભી આ કરતી હોય છે ઘણી બધી કામો કરતી હોય છે

હમ્મ અને બાર ની અને બધી જ ખબર છે કેમ કે નો કરી કરતી હોય ને તો બાર ના સમાન ની બધી જ ખબર હોય સમાન નો શું રેટ છે તેલ ક્યાં ભાવે મળે છે ઝીરું ક્યાં ભાવે મળે છે દૂધ નું શું ભાવ છે ટેશ્ટ કયારે પતિ જવાનો છે બ્રશ ક્યારે લાવવાનો છે બધું ખબર છે અને હા તો એટલું બધું જાણે છે તમેંતો એવું બોલો છો ને અના માટે નય એ ગાંડી ગાંડી મજાક માં કવ છું તમે કેતા નય અને મારી ઉપર આવી જશે પછી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 ના ના આવું ના કરતા નઈતર બે દિવશ ઘર માં ગુશવા નય દે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 એ અત્યારે મમી આ ઉમર થઈ ગયા છે હવે એમના થી કામ નથી થતું હા તો તમે એમની જોડે શીખી લો જે રેસીપી હોય એમતો અત્યરે હું બેજા ભી કામ કરું છું હું ઘરે ટયુંસન ભી ભનાવું છું હમ અને કદાચ જો તમે આયડીયા આપું તમે ખાવાનું કદાચ સારું બનાવતા હોય તો ને જેમ કે તમને બનાવ માં ઈન્ટ્રુસ્ટ તો એ બનાતી વખતે કેમેરો ઓન રાખવાનો હા અને એ વિડિઓ તમારી યુ ટ્યૂબ પર મૂકી દેવાનો એમાં ઘણા બધા ચેનલ છે જે ખાલી આ રેસિપી ઉપર થી લખો કંમાંય છે અત્યારે હા એતો તયારે આજ કામ ચાલે છે ના હમ નામ રાખી દેવાનું સિમરન ફૂડ ચેનલ તમારું કામ થઈ જાય ઘર નું ઘર નું ઘરે જ બેસી જવાંનું ઘરે થીજ કામ કર વાનું અને વચ્ચે તમે કાય અગરબત્તી ભી વેંચતા તા હા અત્યરે ભી ચાલુ જ છે અગરબત્તી અને ધૂપ ની સ્ટિક આવે છે એતો ઓર્ગનિક છે અને થી કય પ્રોબ્લેમ ના થઈ ને અત્યરે જો બીજા બધા કેમિકલ વાળા હોય છે હમ હમ હમ આનાથી જોને ખસી થય જાય અને અત્યરે હું જે લાવું છું ને એ ઓર્ગેનિક એ પેલા ફૂલ નય આવે હમ હમ ભગવાન ને ચડાવે છે એ ફૂલ થીજ એ બનવે છે અને એમાં કાક ગોબર નાખે ને કપૂર નાખે તો એ અમે ઘરેવાપરીએ ને નું વાતાવરણ સારું થાય અત્યરે જો કોરોના નો ટાઈમ છે તો સારો ને બેકટેરિયા બેકટેરિયા જમ્ર્સ એ મારી જાય આપડા ઘરે માંથી

હવે ખબર નય કોણ ક્યુ કેટલા પેસા ખાય ગયું સાચી ધાર્મિકતા છે કે ખાલી મંદિર માં જવા માટે કે લોકો ને બતાવા માટે મંદિર બનાયુ છે કય ખબર નય પડતી એમ છે કયું મંદિર બનાવ્યું ક્યાં ભગવાન છે એમાં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 કેમ કે મને મને એવું લાગે છે કે કે ભાગવાનો આપડી અંદર જ હોય છે મૂર્તિ પૂજા કરવા થી કોઈ ફાયદો હોતો નથી ભગવાન આપડા હિદાય માં છે ને તમે ખાલી ભગવાન તમે ખાલી એમ કય દો કે મેં કામ પે જ રહા હું બસ બાત ખતમ આવું થોડું હોય કે બાર નિકલો પેલા મંદિર માં જાવ ન્યતર આમ તમારી ઉપર ઘૂસો કરતો છે આ બધી ખોટી ધારણાઓ છે ના એતો વાત તમારી સારી છે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 હા શું કરીયે હવે અટલીબધી મોંઘવારી વધી ગય સે તો હવે બૂઝનેશ તો કરવો પડે ને

તો ત્રીશ હજાર અમને મળે છે અને મંદિર માં જે પેલું આવે ને ચદો ચાંદલો હમ એમાંથી તો આખું મંદિર ઉભુંથય જાય

જોરદાર કામની છે આ ધંધામાં એટલે આ છે મંદિર છે ભગવાન નું કામ પણ પણ ધંધો આ લોકો એ બનાવી દીધો છે એટલે રિયલ ચોર તો આ કેવાઈ હમ્મ પેલો ચોર જે હોઈ છે ને જે રાત્રે ઘરો માં ઘુસી ને ચોરી કરતો હોઈ એ એ એ અસલી ચોર નથી તમે સમજ્યા આસલી ચોર કોણ છે?

જે ઉપર થી ભાગવા ધારણ કરી ને જે બતાવે કે હું ભગવાન નો માણસ છું આને અંદર થી બીજો કોઈ કરતો હોઈ એ આસાલી ચોર છે હવે શું કરીએ માણસ ને ડર ભી બોવ બેસી ગયો છે ડર પેલા ડર પેલા ડર પછી આવે પેલા લાલચ જો તમારા માં લાલચ હશે તો તમને વસ્તુ નો વિવેક હતો પછી જયારે વસ્તુ ઓ ભેગી કરતો પછી તમને ડર લાગશે કે આ વસ્તુ ઓ પાછી ના જતી રે તો સૌથી પેલા તો લાલચ આવે છે પછી ડર આવે છે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

હવે એટલા નાના મકાન માં ત્રણ ત્રણ કુતરા તમે પેલેથી પોતે કુતરા છો તો બીજા કુતરા ને ક્યાં લાવો છો પાડોશી લૈઆવે તો આમેભી લાવું પડે ને અને ઘણાબધા પાડોસી ભી કુતરા જેવા હોઈ છે તમારી સામે છે કોઈ એવો કુતરા જેવો પાડોસી છે? ના ના ભાઈ આવું ના બોલવું આવું ની બોલવાનું પાડોસી માટે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 ચાલો હવે સિમરન બેન બીજું બોલો ધંધા ની બધી વાતું થી ગઈ એટલે મને આમ સાંભળીને બોવ ખુશ ખુશી થઇ તમે બિઝનસ કરો ચો તમારી મમી ભી કૈક ને કૈક બનાવે છે તમારો ભાઈ ભી મહેનત કરે છે સારું કેવાઈ બવ સરસ કેવાઈ અત્યારે જો આમાં આવું થઇ ગૌ છે કે ઘર માં જેટલા માણસ હોઈ બધાને કામ કરવાની જરૂર પડે છે આને તમે કામ કરો ને આખોદિવસ રાત્રે પડતા જ તમને ઊંઘ આવી જય એ સૌથી સરસ ઊંઘ આવી જય છે એ સારું છે ચાલો સિમરન બેન હવે મારે ફરીથી જમવાની ટાઈમ થઇ ગયો છે હું પંદર મિનિટ માં જમું છું બરાબર ઓકે બરાબર મૂકીને પછી વાત કરીએ હા ઓકે ઓકે ખાતા ની દ્રષ્ટિએ પાંચસો વર્ષ જૂનું મંદિર હશે એવું માનવામાં આવે છે અહીં નગરી જે છે અહીંની નગરી અસ્તિ અહીં નગરી અસ્તિત્વમાં આવી હશે એવું માનવામાં આવે છે પૌરાણીક કથા પ્રમાણે જોય લ્યો સવંત ઈ. સ અઢારસો અઠ્યાવીસ માં સામ્રાજ્ય પર આક્રમણ થયું હતું અને ઇડર ના મહારાજ અને બીજા ઠાકુરો વીરગતિ થી તેમનો સામનો કર્યો રાજપૂતો અને ઠાકુરો તીર્થ ની ભૂમિ જે છે પર્વતોના કંડદાઓ છુપાવી દીધી જે મૂર્તિ છે એ right અને ભગવાન સામ્રાજ્ય ની મૂર્તિ જે છે એ કરાવજ્ર નામ ના તળાવ માં પધરાવી હતી ત્યાર પછી સો સવા સો વર્ષ પછી એજ કરાવજ નામ ના તળાવ માંથી એક આદિવાસી યુવાન હળ ચલાવતો તે મૂર્તિ હાથે લાગી છે આ કાળીયો ઠાકર છે એજ ભગવાન શામળાજી છે શામળાજી ઠાકોર, કૃષ્ણ ભગવાન વિષ્ણુ ની પૂજા થાય છે right બેડા માં બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત, પાટીદારો ઉપરાંત રાજસ્થાન થી ઘણા શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે ઉત્તર ગુજરાત અને અને રાજસ્થાન ના મોટા ભાગના લોકો માટે સામ્રાજ્યનો મેળો એટલે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે ચલો હવે બોલો ચલો મનીષ સાહેબ ની હાજરી છે સાહેબજી બધા બધા દિલ થી સ્વાગત કરો સાહેબ નું હોને ચાલો બધા બધા ભવ્ય સ્વાગત કરો સાહેબ એક જ વાર લઈટ થાય છે ને હા દોસ્તો તમને બધાને જાણ હશે સાહેબ ઘણું ઘણા નામ એવા હોય છે જેની ઓળખાણ દેવાની હોય નય પણ મને મોકો મળ્યો છે તો આપી દવ હું સાઇબ જે છે એ સાઇબ ના સમય તમને બધા ને જાણ હશે જ તે આવું મારે બોલી જ નથી શકાતું પણ છતાંય પણ ક્વ તમને આઠ ને ત્રીસ કલાકે સવારે સહેબ તમને current affairs ભણાવે છે દોસ્તો આખા તલાટી ની batch માં આપડે જે વિષય ને skip કર્યો છે કારણકે એ વિષય હું અને મનિશ સર લે એટલે કય ઘટે નય એમાં અને એ વિષય કયો છે english બરોબર ને અને એ english સાઇબ તમને regular test લેતા હોય છે english માટે તે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મુસલસલ નામ નો એક batch course મનીષ સાઈબે lonch કર્યો છે તો plus વાળા student માટે બરોબર મનીષસિંહ ની સાઇબ નો code use કરી અને subscription લય શકો છો તમે અને મુસલસલ નામ ના course ને તમે english ખુબ સારી રીતે ભણી શકો છો અંગ્રેજી ભાષા સમજવી ભણવી એક લ્હાવો છે right અને એ જો સાઇબ કોઈ સારા શિક્ષક પાસે ભણવા મળે તો એના થી ઉત્તમ કય હોય શકે નય છત છાતી ઠપકારી ને ક્વ છું ખાતરી સાથે ક્વ છું માનીશ સાઇબ નું અંગ્રેજી ભણસો એટલે તમને વાહ વાહ અને વાહ વાહ એવી જ માજા આવશે મતલબ કે આનંદ આનંદ અને આનંદ જેવું જ તે રેવાનું છે તો તમામ એક વખત ફરી સ્વાગત કરી દેજો મારા ભાઈ નું મનીષ સિદી સાઇબ નું ચલો હમ question number twenty eghit પાંચમા આયોજન કોના દ્વારા કરવામાં આવે છે અખિલ ભીલસર્વ સેવા સંઘ આનંદ નિકેતમ આશ્રમ અખિલ રાઠવા સર્વ સેવા સંઘ કે પછી એક પણ નય what would be the right answer બધી ભાષા માં સ્વાગત હતું હા હા ચલો આહ તો દોસ્તો એક પિન કરેલી લિંક છે અને એ લિંક માં તમને કદાચ નો જાણ હોય તો હું તમને જણાવી દવ દોસ્તો કે ઉપર જે પિન કરેલી લિંક છે તે લિંક આપડા કલ ના બે વાગ્યા ના session ની છે સમજાય છે તેમાં આજે હું તમને હૂ બોવ ખુશ છું એ વાત ને જણાવતા કે આજે મે data મેળવ્યો અને એ data ઉપર થી જાણવા મળ્યું કે બાવીસો આડત્રીસ છોકારોની હાજરી હતી

બાવીસો ને આડત્રીસ એટલે almost તેવીસો છોકરાઓ જે છે છોકરાઓ ની ઉપસ્તીથી હતી પણ કરી ને મોકલ્યા છે દોઢ કલાક ભણ્યા છે છોતરા કાઢી નાખ્યા છે તો દોસ્તો પચીસ question daily અપડે ભણસું special class માં અને પચીસ ભણસું YOUTUBE માં તમારો આખો તલાટી નો કોર્સ ખતમ થાય એ રીતે અપડે ભનસુ મનીષ સાઇબ તમને english ભણાવશે અને current ભણાવશે આમ થી તમને એવું લાગે છે કે હશે yes મોટા ભાઈ હા અને એક એક history create થય છે અને ખુબ આનંદ થયો છે સાઇબ કે છોકરાઓ એટલો બધો પ્રેમ આપે છે અને એટલે આનંદ થાય જો આજ ના લગભગ મારો lecture આ પાંચમી કલાક runnig છે લગભગ ખતમ થવા આવી છઠ્ઠી કલાક પણ ભણાવીશ એટલે આજે છ કલાક ભણાવ્યુ છે મેં પણ હું થાક્યો જરાય નથી right ખંખેરી ને ઉભો થયો તમેજ પકડવા માટે અને પાકડી પાડીસ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો આનો answer સુ આવતો દોસ્તો તો આનો answer આવતો આનંદ નિકેતન આશ્રમ કય વાત નો આનંદ નિકેતન આશ્રમ દોસ્તો સૌથી પેલા તમને એ ખ્યાલ હોવો જોઈ એ કે ક્વોટ નો મેળો ભરાય ક્યાં હેને ક્યાં ભરાય એલા answer કરો ક્વોટ નો મેળો ક્યાં ભરાય છે right તો દોસ્તો ક્વોટ જે છે એ ક્વોટ તમને ખબર છે હું હોવી જોઈએ ક્યાં આવે

તો એ ક્વોટ જે છે એ ક્વોટ નો મેળો છોટા ઉદેપુર નામના જીલા માં ભરાય છે છોટાઉદેપુર જે છે એ છોટા ઉદેપુર માં આદિવાસી ની જે પેટ જ્ઞાતિ હોય ને દોસ્તો એની રાઠવા આદિવાસી અહીંયા રહે છે આ રાઠવા લેકો જે છે તે તેના સ્થાનિક બેવ પિથોરા માટે પણ જાણીતા છે અને પિઠોરાના નૃત્ય જે છે એ પિથોરા જે છે એ પિઠોરાના ચિત્ર તમને છોટાઆ ઉદયપૂર માટે જે છે જાણીતું છે આ છોટા ઉદેયપુર તમને યાદ આવે એટલે તરત સંખેડા યાદ આવે

છોટાઉદયપુર નામ નો ક્વોટ તાલુકો અને એ ક્વોટ તાલુકામાં ક્વોટ નો મેળો ભરાય છે રાઠવા આદિવાસી દ્વારા આ મેલા નું આયોજન ક્વોટ ગામ ખાતે થાય છે પછી ક્યારે મેલા નું આયોજન થાય તો દોસ્તો આદિવાસી છે આદિવાસી લોકો ને સૌથી વધુ વાલૂ સુ ટોકે હોળી right અને ઈ હોળી ના પછી ના પાંચમા દિવસે આ મેળો ભરાય ક્યારે ભરાય દોસ્તો

ફાગણ વદ પાંચમ ના દિવસે આ મેલા નું આયોજન થાય છે છોટા ઉદયપુર ના ક્વાટ જિલ્લા ના ક્વોટ તાલુકાના ક્વોટ નામ ના ગામ ખાતે કાયા ખાતે ક્વોટ નામ ના ગામ ખાતે દોસ્તો કોણ આવે રાઠવા community આવે રાઠવા community હું લય ને આવે રાઠવા community માટી માંથી બનેલા ઘોડા લય ને આવે છે સુ લય ને આવે છે આ મેલા ની વિશેષતા છે માટી માંથી બનેલા ઘોડા સાહેબ એ માટી માંથી બનેલા જે ઘોડાઓ જે છે એ ઘોડાઓ લય ને આવે છે અને અન્ય દેવતાઓ ની મૂર્તિ માટી માંથી તૈયાર થયેલી લય ને આવે છે અને એવું કેવાય છે જે દેવ સ્થાન હોય છે જે ભગવાનનું મંદિર હોય છે એ ભગવાન ના મંદિરે આ મૂર્તિ ને મૂકે છે આ ઘોડા ને મૂકે છે અને એવું કે છે બાપ તમે ખુશ થાવ દેવ ને ખુશ કરવા માટે એ લોકો આદી વાસી રાઠવા લોકો જે છે એ માટી માંથી બનેલા ઘોડા ઓ અને દેવી દેવતાઓ ની મૂર્તિ અયા મૂકે છે ક્વોટ નો મેળો અન્ય આદિવાસી કરતા જૂનો જુ જુ જુદો છે અને જૂનો છે તો દોસ્તો સંસ્કૃતિ ની કે સંકૃતિ ને પકડી રાખતો સંકૃતિ ને ફળફુલીત કરતો ફરી ઉભી કરતો એવો એક મેળો એટલે ક્વોટ નો મેળો અને આજ ક્વોટ ના મેલા માં ઇસવિસ સન ઓગણીસો ને પંચાવન ભારત ની આઝાદીના સાત વર્ષ પછી અખિલ ભીલ સર્વ સેવા સંઘ અખિલ ભીલ સર્વ સેવા સંઘ દ્વારા અને ગાંધીજી ની અસ્થિ નું વિશર્જન કરવામાં આવ્યું છે દોસ્તો જો અહીંયા ભૂલ આપડી એ થાય એમ છે કારણ કે અહીંયા અખિલ ભીલ સર્વ સેવા સંઘ મેં આપ્યું છે અને દ્વારા ગાંધી બાપુ ની અસ્થિ ગાંધીજી છે તો ગાંધીજી ની અસ્થિ જે છે દોસ્તો એ ગાંધીજી ની અસ્થિ અહીંયા રાખવામાં આવી છે કય સાલ માં ઈસવીસન ઓગણીસો પંચાવન ની સાલ માં કે એમ પૂછે કે મેળા નું આયોજન કોણ કરે છે તો કે આનંદ નિકેતન આશ્રમ દ્વારા આ મેળા નું આયોજન થાય છે સમજાણું કે નય

એવું એમાં મળે મળે અને મળે દોસ્તો તમને જો video પસંદ આવતો હોય containt પસંદ આવતું હોય તો તમે like કરવાનું ભૂલી જાસો ને તો મને દુઃખ લાગશે હેને like કરતા રેજો તમારા વિધ વિદ્યાર્થી મિત્રો સુધી પોચાડતા રેજો ભાઈ અખિલ ભારતીય અખિલ ભીલ સર્વ સેવા સંઘ દ્વારા આ મેળા આયોજન નથી થતું અહીંયા ગાંધીજી ની અસ્થિ જે છે ઈ અસ્થિ પધરાવમાં આવીતી આનંદ નિકેતન આશ્રમ દ્વારા આ મેળા નું આયોજન કરવામાં આવે છે જોઈ શકો છો તમે રાઠવા આદિવાસી મૂળ વતન છોટા ઉદયપુર નું પણ જો આજ આજ જરૂરી છે હું જે ruff work કરું એજ કામનું છે ક્વોટ ગામે આ મેળો ભરાય છે હોળી ના પાંચમા દિવસ એટલે કે ફાગણ વદ પાંચમ ના દિવસે મેળો ભરાય મેલા દરમિયાન માટી માંથી બનેલા ઘોડા અને અન્ય દેવી દેવતા ઓ ના દેવ સ્થાને મુકવા માટે આવે છે અને દેવ ને ખુશ કરે છે ક્વોટ નો મેળો અન્ય આદિવાસી કરતા મેલા કરતા બિન પરંતુ સંકૃતિને જ જાળવનાર અને ઉજાગળ કરનારો મેળો છે ઈસ્વીસન ઓગણીસો પંચાવન માં અખિલ ભીલ સર્વ સેવા સંઘ દ્વારા અહીંથી ગાંધીજી ની અસ્થિ જે છે અસ્થિનું વિશર્જન કરવામાં આવ્યું તું યાદ રાખજો નદી પૂછે તો કય અવની છે અયા નરમ નદી આવે આ મેલા નું આયોજન આનંદ નિકેતન આશ્રમ દ્વારા થાય છે ચાલો કય ફાંફા કોઈ problem નો સાંજનું હોય એવું કાય ખરું બોવ essy બોવ simple છે next question qustion number twenty nine ઓગણત્રીસ મોં પ્રશ્ન તમારી screen પર પલ્લી નો મેળો પલ્લી ના મેળા સાથે ક્યાં રાજા ની ગ્રન્થ કથા જોડાયેલી છે સદ્ધરા જયસંગ એટલે કે સિદ્ધરાજ જયસિંહ વિશલદેવ વાઘેલા અમ right કુમાર પાળ કે પછી આપેલા તમામ પલ્લી નો મેળો જે છે એ પલ્લી ના મેળા સાથે કાયા રાજા ની ગ્રન્થ કથા જોડાયેલી છે તેનો તમારે બધાએ answer કરવાનો છે એ એ એ એ એ બધા લોકો એ કરવા મંડયા આટલી જલ્દી એ ફાગણ વદ પાંચમ ને દિવસે રંગ પાંચમી નો મેળો ભરાય જોવો તો કોઈ એકે ભરાય સમજાય છે એમ તો કારતક સુદ પૂનમ ના દિવસે ઘણા મેળા ભરાય છે તો તેનો મતલબ બધા નો થાય સમજાય છે મમ્મી ને મમ્મી કેવાયમાં કેવાય કે પાપા ની હોવ કેવાય કોક પાપા ની હોવ કે તો પાડી દે સમજાય છે એટલે જેને જે કેવાતું હોય એ કેવાય ચાલો અને પોતાનું મગજ વાપરજો હૂં પોતાનું મગજ વાપરવાનું છે તમારે okay સિદ્ધરાજ જયસિંહ એમ ને કી ઔર જ રહે હો ના આપ અચ્છા ચાલો ચાલો તો સાચો answer છે દોસ્તો ખોટા નથી તમે તમે કે ખોટાછો નય આ પલ્લી ના રૂપાના મેળા ની વાત કરીયે છીએ જહાં પર આપ પાઓંગે કહી અખબારો મેં લિખા હુવા રહેગા કે પલ્લી પલ્લી કે જો મેલા હૈ ઉસ મેળે મેં લખો તન ઘી કી આહુતિ ડી જતી હૈ right એટલે કે સાઇબ લખો ટર્ન ઘી ની આહુતિ જે છે ઘી ની આહુતિ જે મેળા માં આપવામાં આવે છે તે મેળો એટલે પલ્લી ના ભોપાલ નો મેળો અને સાચો answer દોસ્તો તમારા બધાનો સારો જ હતો અને સાચો answer સુ હતો સાચો answer સિદ્ધરાજ જયસિંહ એટલે કે સરજી કય રીતેના છે આની story એ story આપડે કરીયે સૌ થી પેલો પ્રશ્ન સુ થાય પલ્લી ના મેલા ને પલ્લી ના મેલા ને સૌ થી પેલો પ્રશ્ન સુ પૂછવામાં આવે છે અરે દોસ્ત તું ક્યાં ભારાસ એટલે પલ્લી નો મેળો answer કરશે અને જો નો answer કરે તો તમારો મેળો નબળો બરોબર એ મેલા ને પાક્કો કરવાનો નો હોય તમારે ગમે એમ કરીને સૌ થી પેલા પ્રશ્ન મેલા ને એજ પૂછી નાખવાનો ભાયલા તું ક્યાં ભરા છો જો answer આપે તો મેળો નબળ તો મેળો થોડોક સારો બાકી નબળો તો સાઇબ રૂપાલ નામ ગામ ખાતે ભરાય છે કાયા ગામ ખાતે ભરાય રૂપાલ આ રૂપાલ કય જગ્યા એ આવ્યું છે ક્યાં જિલ્લા માં છે તમારે મને કેવાનું છે તો કે ગાંધીનગર જિલ્લા માં છે ક્યાં જિલ્લા માં છે ગાંધીનગર નામ ના જિલ્લા માં છે ગાંધીનગર નામ ના જિલ્લા માં રૂપાલ નામનું ગામ છે ત્યાં વરદાયીની માંનુંમંદિર છે છે કોનું મંદિર છે વરદાયીની માનું મંદિર આવેલું છે હવે story સમજવાની છે

પેલું નોરતું પડવો બરોબર અને આસો મહિના ના સુદ પક્ષ ની આઠમ અને નોમ એટલે તમારા ગામડે ગામડે હવન થતા હશે અને એ હવન માં તમે લોકો જતા હસો જાવ ચો કે નય હા તો એમ જ યાદ રાખવાનું છે

તો આસો સુદ નોમ ના દિવસે આ મેળા નું આયોજન થાય છે ચાલો ફરી એક વખત revision કરીયે ક્યાં ભરાય ગાંધીનગર જિલ્લા ના રૂપાલ નામ ના ગામ ખાતે વરદાયી માનું મંદિર છે ત્યાં આ મેલા નું આયોજન થાય છે ક્યારે થાય છે આસો મહિનાની સુદ પક્ષ ના નોમ ના દિવસે આયોજન થાય છે સરજી આ વરદાયની માં એટલે કોણ આ માતાજી કોણ આનું નામ સુ તમે બધા જ જો બધું નામ જાણતા હોવ તો પ્રથમ શૈલ પુત્ર બરોબર ને જે બધા નવે નવ રૂપો છે તેમાં તેમાં લગભગ બીજું રૂપ છે બ્રહ્મચારણી

તમને બધા ને જાણ છે કે મહાભારત દ્વારા લખાયેલી મહાભારત છે અને એ મહાભારત ના કર્તાહતા કોણ હતા પાંડવો હતા અને પાંડવો ને તમે ખ્યાલ છે પાંડવોને તેર વર્ષ નો વનવાસ હતો અને એક વર્ષ નો અજ્ઞાતવાસ હતો આ અજ્ઞાતવાસ એમને ક્યાં કાઢ્યો તો દોસ્તો અને આ વિરાટ નગર નજીક અને આ વિરાટ નગર એટલે કયું તો કે ધોળકા નજીક તો આ પાંડવો જયારે અજ્ઞાતવાસ દરમિયાન હતા ત્યારે એવું કહેવાય છે કે અહીંયા માતાજી નું મંદિર છેને બાજુમાં પોહ્ચ્યા અને માતાજીનું મંદિર છેને આ મંદિર છે બાજુ માં વૃક્ષ છે આવી રીતે ના એક વૃક્ષ છે right અને અહીંયા માતાજી નું મંદિર છે આવી રીતના છે સમજજો આખી વાત અને દુર્યોધન અને દુશાશન બધા આન કોર થી નીકલ્યા પાંડવોનો થપ્પો થવો થવો જ હતો તમને નો ખ્યાલ હોય તો કય દવ તેર વત્તા એક એટલે આ એક વર્ષ અજ્ઞાતવાસ માં લુકાછૂપી રમવાની જો પકડાય ગયા તોય ફરી એક વખત એને ફરી એક વખત ક્યાં જવાનું ફરી એક વખત વન માં પાછું અને અજ્ઞાતવાસ માં હંતાણાતા તા અને એજ મોત ને હામેં ભાળી ગયા એટલે માતાજીને પ્રાર્થના કરે છે કે માતા અમેં પકડાય નય ગુપ્ત વાસ દરમિયાન શક્તિ જે છે શક્તિ પ્રાપ્ત કરવા માટે એવું કેવાય છે કે અયા પંચ બાલી નો યજ્ઞ કર્યો તો સેનો યજ્ઞ કર્યો તો પંચબલી નો યજ્ઞ કરતો તો પંચબલી નો યજ્ઞ કોના દ્વારા થયોતો દોસ્તો તો યાદ રાખજો દ્રૌપદી અને પાંડવો દ્વારા કોના દ્વારા દ્રૌપદી અને પાંડવો દ્વારા કારણ કે ક્યાં હતા અજ્ઞાતવાસ માં હતા અમને કોઈ પકડી નો લે અને અહીંયા જે વૃક્ષ જે છે એ વૃક્ષ માં પોતાના શસ્ત્ર અસ્ત્ર સંતાડી પાંડવો છુપાય ગયા હતા કે માતાજી નો પકડાય ને તો પંચબલી નો યજ્ઞ કરશુ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે અહીંયા યજ્ઞ કરે છે વરદાન આપે છે એક માતા એટલે અપડે વરદાયની માતા તરીકે ઓળખવી છીએ સમજાય છે right અને અન્ય થી પંચબલી નો યજ્ઞ કર્યો તો એટલે અહિયાંથી આ મેળા માં ઘી ની આહુતિ ની મહત્વ છે હવે એક ગ્રંથ કથા બીજી છે તમને ખબર હોય તો સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ ના પિતાનું નામ સુ હતું ટોકે કરણદેવ સોલંકી આ કરણદેવ સોલંકી ઉપર આક્રમણ કોને કર્યું દોસ્તો ટોકે માળવાના રાજા નળોવર માં અને આ બે નામ તમને ખ્યાલ હશે તો મળવાના રાજા દ્વારા આક્રમણ થયું સાઇબ અને સિદ્ધરાજ જયસિંહ ના પિતા કરણદેવ સોલંકી મરાયા હવે સિદ્ધરાજ જયસિંહ એ મળવા વિજય કરવાનો હતો right પિતા નો બદલો લેવા માટે ખૂંખાર થયેલો અને એમ કેને ભાઈ બાપડો બનેલો સિદ્ધરાજ જયસિંહ જે છે બનેલો સિદ્ધરાજ જયસિંહ છે એ માળવા ઉપર ચડાઈ કરે છે આમ માળવા ઉપર ચડાઈ કરે અને આન કોર થી જૂનાગઢ છે જૂનાગહનો રાજા તમને બધા ને બોવ સારી રીતે સીધ્ધરાજ જયસિંહ છે એની સાથે જે જેનું વેવિશાળ થયું તું તેમને ઉપાડી ને લય જાય છે તેનું નામ છે રાણક દેવી સાઇબ ક્વ છું ને એ સમજજો કે સિદ્ધરાજ જયસિંહ છેને નથી કેતા કે તમે બોવ ખુશ હોય ત્યારે તમે કોઈને promise નો કરી દયો અને ક્યારે કોઈ દુઃખી હોય ત્યારે તમે સબંધ નો તોડી નાખો

હવે સિદ્ધરાજ જયસિંહ સાઇબ સિદ્ધરાજ જયસિંહ નું શરીર સુકાવા લાગયુ બાળવા તરફ જાય રહ્યો છે અને આ વિસ્તાર ઉપર પોહ્ચ્યો છે અને વિસ્તાર ઉપર પોહચે છે ને અચાનક માતાજી સપનામાં આવે છે અને માતાજી એટલું કે છે બેટા કાય વાંધો નય એક તું અમ હું ક્વ એટલું કરી નાખ કે અડદ નું એક પૂતળું બનાવ અને એ પૂતળું જે છે પૂતળાને તું મારી નાખજે અને પૂતળાને તું બાળી નાખજે અને જો તું પૂતળાને બાળી નાખીસ એટલે હું એવું સમજીશ કે તે યશોવર્મા ને મારી નાખ્યો અને તારી ટેક અહીંયા પુરી થાય જશે અને એવું કરે છે અડદ નું એક પૂતળું બનાવે છે સિદ્ધરાજ જયસિંહ એમાં બાણ મારે છે અડદન નું પૂતળાને મારી નાખે છે અને સિદ્ધરાજ જયસિંહ ને ત્યાં લે અને પછી યશોવર્મા ઉપર આક્રમણ કરે છે અને માળવા નરેશ યશોવર્મા ને હરાવે છે અને માળવા વિજય કરે છે માળવા વિજય કરે દોસ્તો અવંતીનાથ નું બિરુદ ધારણ કરે ને ત્યાં થી પાછો ફરતી વખતે આ વરદાયીમાનું જર મંદિર છે એ મંદિરને ખુબ સારી રીતે મઢે છે એ પણ અયા યજ્ઞ કરે છે એ પણ ઘી ની આહુતિ નાખે છે દોસ્તો આજે આ મેળા માં ઘી ની આહુતિ નું મહત્વ છે સેનું મહત્વ છે ઘી ની આહુતિ નું મહત્વ છે હમ right ચાલો તમને બધા ને બોવ સારી રીતે જાણ હશે કે આ મેળો જે છે ઈ મેળો તો હિન્દૂ મુસ્લિમ શીખ ઇશાઇ અપાસમેં હમ ભાઈ ભાઈ વિવાદો ચાલતા રેવા ના છે અને ઈ વિવાદોને વખેરવા માટે જ તે લોકો તૈયાર થાય હોય છે કર્ણાટક માં કોઈ ઘટના બની હોય એ છોકરી સાથે ઘટના બની હોય એ છોકરી એમ કે છે હું તો હિન્દૂ મુસ્લિમ એક થાય ને એવું વિચારી રહી છું આ અમારી personal metter છે કોઈ પણ એમાં પડે નય

સાયબ AIM હોય કે પછી કોંગ્રેસ હોય જે હોય પછી અને આજે એની અટકાયત પણ કરવામાં આવી તો એ કર્ણાટક નો વિવાદ જે છે એ ગુજરાત સુધી પોંહચયો છે દોસ્તો આને વિશ્વ level સુ ધી પોંહચાડવા આવ્યું છે જેને સૌથી યુવાન વયે nobel પારિતોષીક મળ્યો છે તો ઈ મલાળા યુશુફે પણ એવું કીધું છે કે freedom જે છે એ freedom ભણવાની પણ freedom india નથી હવે ઈ બેન બે કોણ સમજાવે

તમ તમારું કામ કરો બાલુચીસ્તાન જે છે ને એ તમારું પાકિસ્તાન લયજ લેવાંનું છે હેને અમારે કાય અવની જરૂર જ નથી બાલુચી જ લય લેશે તમારું પાકિસ્તાન અને વધ્યું તો પછી હબીબી ઉપર થી ઓલ અફઘાનિસ્તાન વાળા આવા ના છે તમને મુકવાના નથી ભારત માં રેવા દેજો નય તર ધોડી ને મારસુ સાયબ સમજાય છે તો આ મેળો છે ને આ મેળા ને એવું કેવાય છે બધી જ કોમ ની એકતાનું પ્રતીક છે સમજાય કારણ કે દોસ્તો તમને બધા ને જાણ હશે કે નાનકડી એવી પલ્લી તૈયાર કરવામાં આવે છે ખીજડાનું વૃક્ષ એટલે કે વૃક્ષ લય વામાં આવે છે પલ્લી તૈયાર કરવામાં આવે છે એ પલ્લી જે છે પલ્લી ની બાજુમાં વાણંદ જે છે વાણંદ છોટા બાંધે છે કુંભાર જે છે કુંભાર કોડીયા લગાવે છે બ્રાહ્મણો જે છે બ્રાહ્મણો એ દીપ જે છે દીપ જલાવે છે અને યજ્ઞ કરે છે અને પછી ઈ પલ્લી તૈયાર થાય ને નીકળે છે અને ઈ પલ્લી ઉપર ઘી ની આહુતિ થાય છે સમજાય છે અને આ ઘી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એકઠા કરી શકાય શુદ્ધ કરી ને પાછું વેચી શકાય ને ખાય શકાય વાંધો છે નય એવો એક ઘી નો મેળો પલ્લી ના રૂપાલ નો મેળો પણ એવું છે

જસવંતસિંહ ચૌહાણ સાહેબ આજ hyper છે સાયબ hyper નથી હોતા એ તમારો વેમ છે એવું છે કદાચ બની શકે હૂં તમે હાચાય હોય તમ તમારે હચ હોય પણ હું hyper નથી હોને belenstic mecile છે super sonic hyper કે એવી નથી ચાલો સર PDF મોકલજો ને PDF એમાં ધ્યાન દયો અત્યારે PDF મળી જશે એની રીતે ચિંતા નો કરો ચાલો દોસ્તો તરફ આપડે જઈએ NEXT પ્રશ્ન જે છે એ પ્રશ્ન હું તમને પૂછું છું OKAY તેમાં તમે જોવો ગાંધીનગર ના રૂપાલ ગામે આસો મહીનાં ના સુદ પક્ષ ની નોમ ના દિવસે આ મેળો ભરાય એમાં માતાજી નું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચરણી સાચી વાત છે બીજું પ્રથમ શૈલપુત્રી બ્રહ્મચારિણી ચતુર એવું કાક છે એક ગ્રંથ કથા અનુસાર પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન શક્તિ પ્રાપ્ત કરવા માટે પંચબલી યજ્ઞ કર્યો અને તેમાં શુદ્ધ ઘી નો અભિષેક કર્યો હતો ત્યાર બાદ આ યજ્ઞ કુંડ માંથી વરદાન જે છે વરદાન આપનારી એક શક્તિ ઉત્પન્ન થય તેથી તે વરદાયી તરીકે ઓળખાય આને વદેશી તરીકે ઓળખવામાં આવશે યાદ રાખજો આમ ત્યાર થી જ માતાજી જે છે માતાજી પર પલ્લી જે છે નો શુદ્ધ ઘી નો અભિષેક કરવામાં આવે છે એનો પરમ્પરા છે અન્યગ્રંથ કથા મુજબ સિદ્ધરાજ જયસિંહ માળવા ના રાજા યશોવર્મા પર વિજય પ્રાપ્ત કરવા માટે માતાજીની પૂજા કરે છે નવેસર થી માતાજીની મૂર્તિ બનાવી અને તેનું પ્રાણ પ્રતિસ્થા કરાવી અને માતાજી ના આશીર્વાદ યશોવર્મા પર વિજય મેળવે છે સમજાય NEXT QUESTION તરફ અપડે જય એ અને એ QUESTION છે QUESTION NUMBER છે ત્રીસ રાવણ ને જે બાણ થી માર્યો એ અમોઘ બાણ થી માર્યો યુવરાજભાઈ ની વાત સાચી છે સર application માં છે આ રીતે લખાણ રાખો લે હું કેવું આમને અમ આવું હાવ હે દોસ્ત અમારી કોઈ FEELING નય એસે બોલ દેને કા ચાલો પેલા તો બધા એક વખત LIKE કરો ને SHARE કરો ચાલો

બહુચરાજી નો મેળો એ એ એ એ OKAY DONE ચાલો બહુચરાજી નો મેળો ક્યારે ભરાય ચૈત્ર મહિના ની સુદ પક્ષ ની પૂનમ ચૈત્ર સુદ આઠમ આસો સુદ આઠમ કે આસો સુદ પૂનમ બધાને ખબર પડીજાય એવું છે કારણકે SIMPLE QUSTION થય ગયો છે સુ કામ તો કે તમને ખબર છે ત્રણ નોવરાત્રા છે એમાં સૌવથી મહત્વ ના નવરાત્રા એટલેચૈત્ર મહિના ના નવરાત્રા RIGHT ઈ ચૈત્ર મહિના ના સુદ પક્ષ માં નવરાત્રા નું આયોજન થાય એકમ એટલે પડવો સાયબ એ નવરાત્રા ખતમ થાય એટલે પૂનમ આવે તો ચૈત્ર સુદ પૂનમ ના દિવસે બહુચરાજીનો એટલે કે બાલાત્રિપુરારી નો મેળો ભરાય છે દોસ્તો બહુચરાજી નો મેળો માત્ર આજ દિવસે નથી ભરાતો બહુચરાજી નો મેળો દર પૂનમે ભરાય છે પણ જે મેલા નું મહત્વ છે એ મેળો બહુચરાજી નો ક્યારે ચિત્ર સુદ પૂનમ ના દિવસે ભરાય ચ્ચે ચાલો આપડે જોઈ એ

હકીકત માં કેવું હતું દક્ષ પ્રજાપતિ તમે ઓળખાતા હસો આ દક્ષ પ્રજાપતિ ને સત્વયાવીસ પુત્રીઓ હતી અને સત્યાવીસ પુત્રીઓ ના વિવાહ જે છે એ આપડા મામા ચન્દ્ર સાથે કરે એટલે આપડે સત્યાવી મામી હતી અને સત્યાવી સત્યાવી મામી એટલે નક્ષશત્ર નક્સશત્ર ની સંખ્યા કેટલી એમ પૂછે ને તો કેજો સત્યાવીસ નક્સશત્ર છે અને સૂર્ય એક રાશિ માં તેર POINT પાંચ દિવસ સુધી રે છે એ પ્રશ્ન પુછાય ગયો છે RIGHT નક્ષશત્ર ની સંખ્યા કેટલી છે